હી એક યક્તિ ઊભો રહ્યો છે તે યક્તિ પાણી બાજુ જોઈ રહ્યા હોવાનું માલુમ પડી રહ્યો છે.

વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે અહીં ઘણી બધી ઘાસ પણ દેખાઈ રહી છે એક પાણીની ટાંકી પન દેખાઈ રહી છે આકાશ વાદળોથી ભરેલું દેખાઈ રહ્યું છે.

આ ચિત્ર એક ગેરેજ હોવાનું માલુમ પડી રહ્યું છે આ ચિત્રમાં આજુબાજુ ઘણા બધા વૃક્ષો અને ભૂરા કલર નું પતરું પન દેખાઈ રહ્યું છે ગેરેજ નું નામ વેલકમ સ્માર્ટ વર્કશોપ હોવાનું માલુમ પડી રહ્યું છે એક રાખોડી કલર ની ગાડી ઉભી રહી છે અને તેની આજુબાજુએ માણસો પન ઉભા છે.

આ ચિત્રમાં એક દવાખાનું દેખાઈ રહ્યું છે તે દવાખાનું નામ રેફરન્સ હોસ્પિટલ છે દવાખાનાની બહાર બે મોપેડ ઉભી રહેલી છે દવાખાનામાં જવા માટે એક દરવાજો પણ રાખવામાં આવેલો છે.

આ ચિત્રમાં ધર્મ ભુવન નામનું એક ધાર્મિક સ્થળ દેખાઈ રહ્યું છે અને તેની બહાર એક સિંહની મૂર્તિ પન દેખાઈ રહી છે એક નારિયેલી નું ઝાડ અને ઘણા બધા વૃક્ષો પન દેખાઈ રહ્યા છે ઘણા બધા કુંડાઓ પન દેખાઈ રહ્યા છે અને એક લાલ કલર નો હિંચકો દેખાય રહ્યો છે.

આ ચિત્રમાં એક ગેટ દેખાઈ રહ્યો છે તે ગેટ ઉપર વેલકમ ટુ ધ વાઈડ લખવામાં આવ્યું છે એક યુવક પણ દેખાઈ રહ્યો છે એક ગાડી પણ દેખાઈ રહી છે આ ચિત્રમાં એક ઉડતું કબુતર પણ દેખાઈ રહ્યુ છે.

બસ ની આજુબાજુ ઘણા બધા લીલા વૃક્ષો પણ છે અને બસની બાજુમાં એક બીજી બસ હોવાનું માલુમ પડી રહ્યું છે.

આ ચિત્ર સાંજનું હોવાનું માલુમ પડી રહ્યું છે સુરજ આઠમતો દેખાઈ રહ્યો છે ઘણા બધા લીલા વૃક્ષો દેખાઈ રહ્યા છે એક સફેદ કલર ની મોટી બિલ્ડીંગ પણ દેખાઈ રહી છે અહીં એક ટાવર સફેદ કલર નો પણ દેખાઈ રહ્યો છે.

આ ચિત્રમાં સંગીતનું વાદ્ય હાર્મોનિયમ દેખાય રહ્યું છે હાર્મોનિય પર સફેદ અને કાળા કલર ના બટન છે.

આ ચિત્ર હોસ્પિટલ હોવાનું જણાઇ રહ્યું છે હોસ્પિટલ ના ગેટ ની બહાર એક મહિલા અને વોચમેન દેખાઈ રહ્યો છે --

આ ચિત્ર કપડાની દુકાન હોવાનું માલુમ પડી રહ્યું છે અને આ ચિત્રમાં એક મહિલા દેખાઈ રહી છે તે મહિલાને ઓરેન્જ કલર ના કપડા પહેરવામાં આવ્યા છે તે મહિલાની પાછળ ઘણી બધી સાડીઓ પણ લટકાવવામાં આવી છે.

આ ચિત્ર નદીનું હોવાનું માલુમ પડી રહ્યું છે નદીમાં પાણી વહી રહ્યું છે નદીની આજુબાજુનું વાતાવરણ અંધારીયુ છે અને લીલાછમ વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે નદીની આજુબાજુ સૂખા ઘાસ અને પથ્થર વાળી જમીન પણ દેખાઈ રહી છે.

આ ચિત્ર એક ઓફિસ હોવાનું માલુમ પડી રહ્યું છે આ ઓફિસ માં લૅપટૉપ દેખાઈ રહ્યું છે એસી નો રીમોટ --